આ પીએચપીના ટ્યુટોરીયલમાં આપણે સરખામણી કરવા ઉપયોગી પ્રચાલકોકમ્પેરીઝન ઓપરેટર શીખીશું
સરખામણી પ્રચાલક બે કિંમતો જે બે શબ્દમાળાઓ અથવા બે ચલ સંખ્યાઓમાંથી કોઈ પણ હોઈ શકે તેના ઉપર કાર્ય કરે છે
આ માટે હું આઇએફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવા જઈ રહી છું
ચાલો આઇએફ સ્ટેટમેન્ટનું માળખું બનાવી શરૂ કરીએ
મારી શરત છે 1 1
એચો ટ્રૂ અને પછી એલ્સે
એચો falseયાદ કરો આ કૌંસની જરૂર નથી તેથી હું તેમને બહાર કાઢું છું
ચાલો એક જગ્યા છોડી લખીએ જગ્યા છોડવામાં વાંધો નથી
આ પ્રથમ સરખામણી પ્રચાલક કમ્પેરીઝન ઓપરેટર છે
માટેબે નો અર્થ સરખામણી પ્રચાલક છે
આપણે આ પહેલા આઇએફ સ્ટેટમેન્ટમાં જોયું છે
૧૧ છે તેથી આ ટ્રૂ ઇકો કરશે
ચાલો તેનો પ્રયાસ કરીએ
આપણને ટ્રૂ મળ્યું
ચાલો હું આ બદલું
જો 1જીટી1 હોય તો ચાલો જોઈએ આપણને શું પરિણામ મળે છે
ફળસે કારણ કે ૧ ૧ને સમાન છે ૧ કરતા વધારે નથી
ચાલો હવે ગ્રેટર ધેન ઇકવલ ટુ દ્વારા આ બદલીએ
જો 1 gt 1 હોય તોecho ટ્રૂ અન્યથા એચો ફળસે
અહીં આપણને ટ્રૂ મળવું જોઈએ
તમે લેસ ધેન ઓર ઇકવલ ટુ લ્ટ સાથે પણ સમાન કરી શકો છો
તેથી ઉદાહરણ તરીકે લેસ ધેન ફોલ્સ આવશે લેસ ધેન ઓર ઇકવલ લ્ટ ટ્રૂ થશે
આપણે નોટ ઇકવલ ટુ પણ કહી શકીએ
તેથી જો ૧ ૧ને સમાન ન હોય તો એચો ટ્રૂ રીફ્રેશ
આપણને અહીં ફોલ્સ મળશે કારણ કે ૧ ૧ને સમાન છે
હવે ચાલો કહીએ ૧ ઈઝ નોટ ઇકવલ ટુ ૨
આપણને ટ્રૂ મળ્યું છે કારણ કે ૧ ૨ને સમાન નથી આ મૂળભૂત સરખામણી કરવા માટેના પ્રચાલકો છે જે તમે અમારા ટ્યુટોરિયલો માટે ઉપયોગ કરશો
આ ઉપર વિસ્તૃત જુઓ તેમને પ્રયાસ કરો અને તમે તેમને સારી રીતે સમજી શકશો
તમે ચલોની સરખામણી પણ આ પ્રચાલકોના ઉપયોગથી કરી શકો છો
ઉદાહરણ તરીકે નમ1 1 નમ2 2
હવે આપણે શું કરીશું આ કિંમતોને બદલીશું અને કરીશું
આ બરાબર એ જ પરિણામ આપશે જે આપણને પહેલાં મળ્યું હતું જે છે ટ્રૂ
હવે આપણને આ કિંમતોને બદલવાની જરૂર છે
નોંધ લો કે હવે આ નમ1 1 નમ2 1 તરીકે વાંચીશું તેથી જો નમ1 1ને સમાન નથી તો તે ખોટું છે કારણ કે ૧ ૧ને સમાન છે તેથી આપણને ફળસે મળે છે
આ સરળ સરખામણી પ્રચાલકો છે
તેમનો અભ્યાસ કરો
આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર